લીબરઓફીસમાં પ્રેઝન્ટેશન નોટ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે વિશે શીખીશું
નોટ્સ બે હેતુઓ માટે વપરાય છે વધારાના સામગ્રી અથવા સંદર્ભો તરીકે દરેક સ્લાઇડ પર પ્રેક્ષકો માટે
પ્રેક્ષકો સામે સ્લાઇડ્સ પ્રસ્તુત કરતી વખતે સંદર્ભ નોટ સાથે પ્રસ્તુતકર્તાને મદદ કરવા માટે
sample impressઓડીપી પ્રેસેન્ટેશન ખોલો
ડાબી બાજુ સ્લાઇડ્સ પેનલ પર ઓવરવ્યૂ શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો
ટેક્સ્ટને બદલો
1 વર્ષ અંદર ઓપનસોર્સ સોફ્ટવેર થી 30 શિફ્ટ હાંસલ કરવા માટે વર્ષની અંદર ઓપનસોર્સ સોફ્ટવેર થી 95 શિફ્ટ હાંસલ કરવા માટે ચાલો પેજમાં કેટલીક નોટ્સ ઉમેરીએ જેથી જયારે તે પ્રિન્ટ થશે ત્યારે રીડર પાસે કેટલીક સંદર્ભ સામગ્રી હશે
નોટ્સને એડિટ કરવા માટે નોટ્સ ટેબ પર ક્લિક કરો
સ્લાઇડ નીચે એક નોટ્સ ટેક્સ્ટ બોક્સ પ્રદર્શિત થયેલ છે
અહીં આપને નોટ્સ ટાઈપ કરી શકીએ છીએ
ક્લિક ટીઓ એડ નોટ્સ ઉપર ક્લિક કરો
નોંધ લો કે તમે આ બોક્સ એડિટ કરી શકો છો
આ ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરો મેનેજમેન્ટ વાઉલ્ડ લાઇક ટીઓ એક્સપ્લોર કોસ્ટ સેવિંગ ફ્રોમ શિફ્ટિંગ ટીઓ ઓપન સોર્સ સોફ્ટવેર ઓપન સોર્સ સોફ્ટવેર હાસ નોવ બીકમ એ વાયેબલ ઓપ્શન ટીઓ પ્રોપ્રાઇટરી સોફ્ટવેર
ઓપન સોર્સ સોફ્ટવેર વિલ ફ્રી થે કંપની ફ્રોમ આર્બિટ્રેરી સોફ્ટવેર અપડેટ્સ ઓએફ પ્રોપ્રાઇટરી સોફ્ટવેર
લ્ટપોઝેગ્ટ આપણે પ્રથમ નોટ બનાવ્યી છે
ચાલો નોટ્સ માં ટેક્સ્ટને કેવી રીતે ફોરમેટ કરવું તે શીખીએ
ટેક્સ્ટ પસંદ કરો
ઈમ્પ્રેસ વિન્ડોની ટોચના ડાબા ખૂણામાંથીFont ટાઇપ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને ટીએલડબ્લુજીએમઓનો પસંદ કરો
આગળ ફોન્ટ સાઇઝ ડ્રોપ ડાઉનમાં 18 પસંદ કરો
સમાન ટાસ્ક બાર ઉપર આ બુલેટ ચિહ્ન પર ક્લિક કરો
ટેક્સ્ટને હવે બુલેટ પોઈન્ટ છે
દરેક નોટ્સ પ્રમાણભૂત બંધારણમાં સુયોજિત કરવા માટે હવે નોટ્સ માસ્ટર બનાવતા શીખીશું
આ મેઇન મેનુ માંથી વ્યૂ અને પછી માસ્ટર પર ક્લિક કરો
નોટ્સ માસ્ટર પર ક્લિક કરો
નોટ્સ માસ્ટર વ્યુ દેખાય છે
નોંધ લો બે સ્લાઇડ્સ પ્રદર્શિત થયેલ છે
આનો અર્થ એ થાય છે દરેક માસ્ટર સ્લાઇડ માટે એક નોટ્સ માસ્ટર પ્રેસેન્ટેશનમાં ઉપયોગમાં લેવાયેલ છે
નોટ્સ માસ્ટર સ્લાઇડ ટેમ્પ્લેટ સમાન છે
તમે અહીં ફોર્મેટિંગ પસંદગીઓ સુયોજિત કરી શકો છો જે પ્રેસેન્ટેશનમાં દરેક નોટ્સ ઉપર લાગુ પડે છે
સ્લાઇડ્સ પેનલમાંથી પ્રથમ સ્લાઇડ પસંદ કરો
નોટ્સ પ્લેસહોલ્ડર પર ક્લિક કરો અને તે ઉપટ પ્રદર્શિત થયેલ ટેક્સ્ટ પસંદ કરો
ઈમ્પ્રેસ વિન્ડોની ટોચ પર ડાબા ખૂણામાંથી ફોન્ટ સાઇઝ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને 32 પસંદ કરો
મુખ્ય મેનુમાંથી ફોર્મેટ અને કેરેક્ટર પર ક્લિક કરો
કેરેક્ટર સંવાદ બોક્સ દેખાય છે
ફોન્ટ ઇફેક્ટ્સ ટેબ પર ક્લિક કરો
ફોન્ટ કલર ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને રેડ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
નોટ્સ માટે લોગો ઉમેરો
ચાલો ત્રિકોણ ઉમેરિયે
ડ્રાઇંગ ટૂલબારમાંથી બેસિક શેપ્સ પર ક્લિક કરો અને આઇસોસેલેસ ટ્રાયેંગલ પસંદ કરો
નોટ્સ ટેક્સ્ટ બોક્સની ઉપર ડાબે ખૂણે ત્રિકોણ દાખલ કરો
ત્રિકોણ પસંદ કરો અને સંદર્ભ મેનૂ માટે જમણું ક્લિક કરો
એઆરઇએ પર ક્લિક કરો
એઆરઇએ સંવાદ બોક્સ દેખાય છે
એરિયા ટેબ પર ક્લિક કરો
ફિલ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને કલર પર ક્લિક કરો
હવે બ્લૂ 7 પસંદ કરો
આ ફોર્મેટિંગ અને લોગો બનાવવામાં આવેલ તમામ નોટ્સ માટે મૂળભુત હશે
ઓક પર ક્લિક કરો
માસ્ટર વ્યૂ માં ક્લોઝ માસ્ટર વ્યૂ પર ક્લિક કરો બંધ માસ્ટર જુઓ
મુખ્ય પેનલ માં નોટ્સ ટેબ પર ક્લિક કરો
ડાબી તરફ સ્લાઇડ્સ પેનલ પર ઓવરવ્યૂ શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો વિહંગાવલોકન
નોંધ લો કે નોટ્સ માસ્ટર નોટ્સ માં સુયોજિત કર્યા પ્રમાણે ફોર્મેટ કરવામાં આવેલ છે
હવે નોટ્સ અને સ્લાઇડ પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કેવી રીતે કરવું તે શીખીએ
સ્લાઇડ પ્લેસહોલ્ડર પસંદ કરો ડાબુ માઉસ બટન દબાવો અને સ્ક્રીનની ટોચે ખસેડો
આ નોટ્સ રીસાઈઝ કરવા માટે વધુ જગ્યા બનાવે છે
હવે નોટ્સ ટેક્સ્ટ પ્લેસ હોલ્ડરની સરહદ પર ક્લિક કરો
ડાબુ માઉસ બટન દબાવી રાખો અને કદ વધારવા માટે ઉપર ખેંચો
આપણે જરૂરીયાત પ્રમાણે પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કરતા શીખ્યા
હવે ચાલો જોઈએ કે નોટ્સ કેવી રીતે પ્રિન્ટ કરવું
મેઇન મેનુમાંથી ફાઇલ ઉપર ક્લિક કરો અને પ્રિન્ટ પસંદ કરો
પ્રિન્ટ સંવાદ બોક્સ દેખાય છે
પ્રિંટર્સની યાદીમાંથી તમારી સિસ્ટમ સાથે જોડાયેલ પ્રિન્ટર પસંદ કરો
નંબર ઓએફ કોપીઝ ફિલ્ડમાં 2 દાખલ કરો
પ્રોપર્ટીઝ પર ક્લિક કરો અને ઓરિએન્ટેશન હેઠળ લેન્ડસ્કેપ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
પ્રિન્ટ ડોક્યુમેન્ટ હેઠળ ડ્રોપ ડાઉન મેનુ માંથી નોટ્સ પસંદ કરો
લિબ્રિઓફિસ ઇમ્પ્રેસ ટેબ પસંદ કરો
કન્ટેન્ટ્સ હેઠળ સ્લાઇડ નામે બોક્સ ચેક કરો
દાતે એન્ડ ટાઇમ બોક્સ ચેક કરો
ઓરિજિનલ કલર બોક્સ ચેક કરો
પ્રિન્ટ પર ક્લિક કરો
જો તમારું પ્રિન્ટર સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો સ્લાઇડ્સ હવે પ્રિન્ટ થવી શરૂ થવી જોઈએ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલ માં આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે શીખ્યા
અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે
એક નવું પ્રેસેનટેશન ખોલો નોટ્સ પ્લેસ હોલ્ડરમાં કન્ટેનટ્સ ઉમેરો અને એક લંબચોરસ ઉમેરો
કન્ટેનટ્સના ફોન્ટ 36 અને રંગ ભૂરો રાખો
લંબચોરસ લીલા રંગ સાથે ભરો
સ્લાઇડ ટેક્સ્ટ હોલ્ડરની તુલનામાં નોટ્સ પ્લેસ હોલ્ડરના માપને સંતુલિત કરો
નોટ્સને કાળા અને સફેદ રંગમાં પોર્ટ્રેઇટ બંધારણમાં માં પ્રિન્ટ કરો
નોટ્સની 5 નકલો પ્રિન્ટ કરવાની જરૂર છે
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે કૃપા કરી contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો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
જોડાવા બદ્દલ આભાર